પૂર્યા પર પડો તો બચી ગયો નહી તો હાથ પગ ભાગી જાત માર તો સૌ થી વધાર કયો ત્યોહાર તમે સૌથી વધાર મને તો નવરાત્રી બહુ ગમે છે હા નવરાત્રું આપળી જોયા છે પછી નવરાત્રી પછી મને હવ થી વધાર મને ઉત્તરાયણ ગમે

ના હોળી મને નથી ગમતું હોળી તો મને કોઈ interest નથી સૌથી નવરાત્રી માં interest છે હા નવરાત્રી અને નવરાત્રી અને ઉત્તરાયણ ઉત્તરાયણ મારો નવરાત્રી તો મને બહુ ગમે પછી ઉત્તરાયણ તમે નવરાત્રી માં ગરબા કર્યા ગરબા ગાવ કભી

એવું એમ મન તો ગરબા નું બહુ શોક હા અમે તો યાર અમારા ગામ માં તો યાર એટલું મસ્ત સંઘરણ તમે જો તો તમે જોતા રહી જાય એ ડી જે ઉપર વગાડે ને નવે નવે દાડા નું નવે નવે દાડા મજા આયી મને તો સાવ થી વધારે દિવાળી સારી લાગે

એમાં મજા આવે ને

એટલું બધું મન નથી કે થથું દિવાળી મન નથી વધાર ગમતું મને હવ થી વધારે દિવાળી ગમે એટલે એવું કઈ નહી દિવાળી ગમે એવું નહી કારણ કે બેસતું વર્ષ છે એ મેહમાન ગદ્દી આવે બધા

મને સારી લાગે મને ગમે દિવાળી અન પાંચ છ દિવસ ની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

ના ના એવું કાઈ નહી મને દિવાળી ગમે એવો નહી મને નથી ગમતું દિવાળી માં તો મજા આવે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 પછી ત્યાં આગળી અમે બહુ ઉજવિયે બધું બહુ મજા આવે ડાન્સ કરીએ એમ ડાન્સ કેહવાની સુ ધૂન માં

હા ડાન્સ ની તો interest ખરો ને યાર ડાન્સ કરીએ અમે પણ લગન પ્રસંગ માં નાચીએ એ તે બાકી કોઈ ડાન્સ ક્લાસ માં તો જોઈન નહી થયો અજી બાકી અમે લગન માં તો શું ભૂકા કરી નાખ્યે લગન નવરાત્રી છે લગન છે બહુ મજા આવે યાર વરઘોડા માં ભાઈબંધ નો વરઘોડો હોય ઘર નો કોઈ છ્કરા ભાઈ નો લગન વરઘોડો હોય એ નાચીએ બહુ મજા આવે અને સૌથી વધારે તમે કઈ ફિલ્મ સારી લાગે PICTURE PICTURE માં તો હવ થી વધાર પેહલા હમણાં હવ થી વધાર મન ગમતું હતું કે એક રન્જ્હના હતું રન્ઘ્જના ભાઈ અત્યારે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

ધનુષ નું પીચ્ત્ર નહી જોયું રન્જ્હના તમે ના એ નથી જોયું છે નથી જોયું તમે આ સિદ્ધાર્થ તો જોયું હશે

ઓકે અવતાર જોયું અવતાર

અવતાર નથી જોયું એ તો બોલીવૂડ મુવી છે

હા હોલીવૂડ છે નહી જોયું

અવતાર ભી નહી માર્વેલ ના મુવી તો જોયા હશે તમે તો થોર થોર રેગ્નારેક એન્ટ મેન

એ બધા જોયા હશે તો અવતાર નહી જોયું યાર પેલા blue colour વાળું blue colour ના માણસ હોય છે એ નહી જોયું તમે અવતાર જોયું છે પણ એની મુવી નહી જોયી છે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 હા એ અવતાર ટુ છે એનો પેહલો એપિસોડ પેહ્લો ભાગ નથી જોયો

અવતાર મુવી જોયી છે

હા અવતાર જોયું ને અવતાર ભી અવતાર જોયું અવતાર ટુ ભી જોવા ગયે હતો પણ પછી ના જવાય હોલીવૂડ માં કઈ મુવી કઈ કઈ મુવી જોયું છે તમે

કયો કયો નામ જણાવો એક બે

હોલીવૂડ માં હોલીવૂડ માં

એ હોય ને જેમ માર્વેલ કહો છો હા માર્વેલ માં તો કીધા ને માર્વેલ ના બધા મુવી જોયા મેં માર્વેલ માં થોર થોર રેગ્નારોક થોર થોર દ થંડર આવીએ એન્ટ મેન સ્પાયડર મેન સ્પાયડર મેન થ્રી સ્પાયડર ની બધી મુવી જોયી બ્લેક સ્પાયડર મેન પછી દેડ્પુલ જોયું દેડ્પુલ ટુ જોયું

લગભગ છો સાત મહિના થી અમદાવાદ માં રહું છું જોબ કરો છો અમદાવાદ માં શું કરો છો અમદાવાદ માં અમદાવાદ માં જોબ તો કરવાનું ઈચ્છા છે પણ અત્યારે કઈ નથી થતું એનું કઈ હમ અને તમરો favourite ટીવી શો કયો છો ટીવી શો ટીવી શો નથી જોતો પેહલા જોતો છો હું

આ આપળે એક જોતો છો આપળે આવ્યા હા બીગ બોસ જોતો હતો ને સીસન થ્રી thirteen જોયું આપળે પેલા એનો બીગ બોસ સીસન thirteen

તેરા હે પર મેરા હે એ એવી આયી હતી પારસ વાડી પારસ આપડા પુતલા એના અંદર ઘણા બધા actress હતા અને બીજો કયો જોયો છે

બસ બીજો કયો ટીવી સીરીઅલ જોયું છે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

તારક મેહતા તારક મેહતા તો જોયીયે ને યાર તારક મેહતા તો શું એ તો અમે એ તો અમાર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

પણ અત્યારે યાર મજા નહી એની અંદર તારક મેહતા બદલાઈ ગયા પછી યાર જુવો ને હાથી દયા ભાભી નહી આવતા અને બધું ટપ્પુ બદલાઈ ગયો બહુ બહુ બધું બદલાઈ ગયો એટલે મજા નહી જોવાનું બંદ કરી લીધું છે હા ત્યારે થોડું નહી જોયું અત્યારે નથી જો છો ના અત્યાર નથી જોતો અત્યારે કામ ભી એટલું બધું હોય છે ભણવાનું ભી ચાલે છે તો તો મેં કીધું કે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 ઘણા બધા જોતા હશે ટીવી સિરિયલ તો એવું એમ અમે અમે તો અનુક અનુપમા જોયો તમ એનું તો હુએ નામ સુનીયો છે બટ એ નથી જોયો બીજા છે ને એ હોય ને cartoon ભી હોય ને cartoon રેહવા દે કાર્ટૂન તો યાર મને બહુ ગમે કયો કાર્ટૂન કયો કાર્ટૂન ગમે તમે પેહલા તો અત્યારે નથી જોતો પણ પેહલા બહુ જોતો હતો પેહલા તો ટોમ એન્ડ જેરી બહુ જોતો હતો હ તો ટોમ એન્ડ જેરી નો ફેન છું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 બેન ટેન પછી ટોમ એન્ડ જેરી બીજું આવ્યા નિંજા હત્તોરી દોરેમોન જોતો હતો પછી છોટા ભીમ છોટા ભીમ તો હવે છોટા ભીમ તો boring લાગે

હું તો પોકીમોન જોતો છો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 અને એવો હોય ને પોકીમોન બે બ્લેડ અલ એક હા હા હા પેલી પેલા એન નથી એ આર ગેંગ વાડી એ આર ગેંગ રોકેટ રોકેટ રોકેટ ગેંગ છે એ પોકીમોન માં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

અને બીજો કયો કાર્ટૂન જોયો છે કાર્ટૂન તને કીધા તો ખરા ટોમ એન્ડ જેરી જોયું છે બેન ટેન બેન ટેન માં મને બહુ ગમતા થા બેન ટેન જોયું બેન ટેન માં મનેબહુ ગમતા થા બેન ટેન ના હજુ મને download કર પડશે જોયા પડશે અત્યારે પેલી તમે પેલી હનુમાન દાદા વાડી આયી એ જોયી તમે

આ the legend of the hanuman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

એની અંડે મેં જોવું છું એનું બે એપિસોડ આયા થા એ બે બે

હા The legend of the hanuman બહુ જોરદાર બીજું શો જોયું છે બીગ બોસ બીગ બોસ જોયી છે ને reality show માં બીજો કોઈ જોયો છે

બિચારો કેટલા ઘણા બધા હોય બીજા reality show નથી જોયા છે તમે time નથી ને મારી પાસે મજા આવે જોવા માં પણ time નથી યાર કહું છું તો ખરી હાલ તો મને ભણવાનું ચાલે છે મારે પેહલા બધું જેટલા બધા શોક હતા બધું અત્યારે બંદ કરી દીધા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 કઈ નહી જોયીયે છે હવે બાકી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 મારો પપ્પા તો business man છે અને તમે અને તમારે તમારો જે favourite ગાયક કયો છે પસંદીદા ગાયક કયો છે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 અર્જિત સિંગ favourite છે તમને

એનો એનું કયો સોંગ તમને સારું લાગે એનું મને સૌ થી પેહલા સોંગ છે ને

અન મોહમ્બત બર્ષા દેના મેં શામ્બ્દીયું ત્યારે મન એટલી ખબર બહુ આમ અંદર ઉતરી ગયું એ સોંગ તો મને બહુ ગમ્યું હતું મેં કીધું એ સોંગ તો બહુ મસ્ત છે મને એ બહુ ગમ્યું છે પછી મેં એનો friend જોડે વાત કરી મેં કીધું આં સિંગર કોણ છે તો ક અર્જિત સિંગ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

આપળે યાર ઘણા બધા સોંગ શામ્ળિયું છું મતલબ કે એમ અંદર થી એવું થયી ગયું હતું કે આ અર્જિત જેવું એનો રાગ જોરદાર છે અને આજ હમારી અધુરી કહાની ની એની અંદર એ એને સોંગ આપ્યું હતું ને પછી આયુ આયા અસ્શીકી ટુ આશિકી ટુ ની અંદર એના સોંગ છે એ બધા શામળિયા બહુ મજા આયી ગયી પછી આપડું favourite થઇ ગયો અને ત્યારનો અજુ favourite છે

એનું સોંગ મને interest નથી એનું સોંગ તમે કોના સોંગ ગમે અર્જિત સિવા એ હોય ને ઘણા બધા સિંગર છે એન્નો તમે બીજું કયું favourite સિંગર છે તમારે અર્જિત છે રાહત ફતેહ અલી ખાન છે પછી આ આપળે આ સોનું નિગમ છે સોની કક્કર નો સોંગ જોયો છે તમે અરે યાર જવા દો મને નથી ગમતું એના સોંગ તો મને ભી નથી ગમતો

મને નેહા કક્કર ના સોંગ ભી નથી ગમતું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 favourite તમારો જે favourite actor કયો che

એની કઈ મુવી તમે સારી લાગે છે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

હા દ્રીશ્યમ ટુ બહુ મસ્ત હતી હા યાર જોયું છે તમે એ મુવી હા દ્રીશ્ય્મ ટુ જોયી કાડ્યું ને

હા એતો જોઈ કાડ્યું મેં ટોકીજ માં

હાસ તો બહુ મસ્ત છે યાર દ્રીશ્ય્મ અને દ્રીશ્ય્મ ટુ જોવું હોય ને તો

દ્રીશ્ય્મ પાર્ટ વન જોયું છે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 સારું લાગે જોવા માં

બરોબર પછી તમે પદમાવત જોયું ના પદમાવત નથી જોયું છે